ચિત્રમાં એક ડુંગર દેખાય રહ્યો છે ડુંગર પર ખૂબ ઘણા વૃક્ષો દેખાય રહ્યા છે.

આ ચિત્રમાં એક મોટી બિલ્ડીંગ દેખાઈ રહી છે.

આ ચિત્રમાં એક ગાર્ડન દેખાય છે ગાર્ડન માં બાળકો માટેના રમવાના સાધનો દેખાય છે.

ચિત્રમાં લપસ ની હીચકાઓ વગેરે સાધનો દેખાય છે.

એની સામે ઘણી બધી ગાડીઓ પાર્ક કરેલી દેખાય છે.

એના પર દક્ષિણ વીજ કંપની લિમિટેડ એવું લખેલું દેખાય છે.

ત્યાં ઉપર ભગવાનનો મંદિર લટકાવેલો દેખાય છે.

ત્યાં ડોક્ટર શ્રેય એસ દેસાઈ એમ લખેલું દેખાય છે.

આ ચિત્રમાં પાણી વહેતો એક ડેમ દેખાઈ રહ્યો છે.

ત્યાં બધા બાળકો યોગા કરતા દેખાય છે.

જીમ માં જીમ કરવાના ઘણા બધો સાધનો દેખાઈ રહ્યા છે.

જીમ ના સાધનો લાલ કેસરી કાળા વાદળી એમ જુદા જુદા રંગના દેખાઈ રહ્યા છે.